જે કપલીયાજે કહીએ ને આપડે cupules લોકો નો તહેવાર કહેવાય જહવે next time માં આવશે તો તહેવાર આવશે તો કયો તહેવાર આવશે કઈક

ઘણાં march માં આપડે ઓળખીતા જે લોકો નાં જે india નું બલિદાન આપ્યું છે ને એ લોકો ની ઉજવણી કરવા માં આવે છે જે રીતે એ રીતે જવાન જેમ કે સરદાર વલ્લભ ભાઈ પટેલ એમની તો આપડે નર્મદા વચે મૂર્તિ બનાવેલી છે અને અને તેર તારીખે જ ગયો ને પેલો radio દિવસ એ મતલબ જ્યાર થી radio મતલબ સારું કરવા માં આવ્યો હતો એ તેર february થી radio આખા india માં જયારે match સારું થતી હતી match ચાલુ થતી હતી એ વખતે ઘણી publicredio પર જ સંભાળતી હતી એ વખતે પેલી વાર radio છે ને તેર february જ ચાલુ કરવા માં આવ્યો હતો એટલે આ radio બી દિવસ તેર february એ અને એને હાલ promiseday પણ કહે છે બધા હા બરાબર બધું total આપડે સરવાળો મારીએ તો કે તહેવાર તહેવાર એક આપડે india નો એક culter છે આપડું india નું એક culter છે આપડું સંસ્કૃતિક culter આજે આપડો india નો એક ભાગ છે જે આપડે માનવી એ તો તો આપણને ખુશી મળે કે આપડે પરિવાર ને બધી રીતે ભારતીય રીતે રીતો છે જેને આપડે ઉજવવો જોઈએ કે આપડે જેને કરવો જોઈએ તહેઅરો right વસ્તુ છે આપડે india જેટલા તહેવાર તો કોઈ બીજા દેશ માં છે જ નહિ હા આપડા india જેટલા ધૂમ ધામ થી કોઈ બીજા તહેવારો કોઈ બીજા કોઈ દિવસે કોઈ લોકો ઉજવાતા નથી હા ઘણાં તહેવારો છે જેમાં લડાઈ ઝગડા થતા રહે ચાલતું રહે તહેવારો છે બધું જ થાય Hello આજે તમને ચેતન અને અચેતન થોડું કહીશ વડના માટે અસાધારણ વર્તન માટે અચેતન મનમાં રહેલી લાગણીઓ આવેગો અને દુઃખદ અનુભવો જવાબદાર છે તેઓએ દર્શાવ્યું કે ચેતન મન વાઘ બારણે અર્ધ ચેતન મન અને અચેતન મનના સંઘર્ષો વ્યક્તિએ અસાધારણના અસાધારણા તરફ દોરી જાય છે. ચેતન મનમાં એવી ઘટનાઓ કે અનુભવો નું અંકન થયેલું હોય છે તેનાથી વ્યક્તિ સંપૂર્ણપણે સજા કે જાગૃત હોય છે. અચેતન મનમાં એવી લાગણી કે અનુભવો રહેલા હોય છે. જે વ્યક્તિ માટે પડકારરૂપ દુઃખદ કે અપમાનજનક હોય છે સામાજિક રીતે રસ સ્વીકારી શકાય તેવી તમામ લાગણીઓ અને આવે અચેતન મનમાં રહેલા હોય છે. આ ચેતન મનની વિગતોથી વ્યક્તિ સજાગ કે જાગૃત હોતું નથી. પોયડે ચેતન અને અચેતન મનની સરળ સમજૂતી હિમશીલાના ઉદાહરણથી આપી છે.

પાણીની અંદર રહેલા હિમશીલાના ભાગને અચેતન મનને ઉપર તરતા થોડા ભાગને અચેતન મન તરીકે દર્શાવવામાં આવી છે અચેતન મનમાં રહેલી વિગતો કોઈને કોઈ સ્વરૂપે બહાર આવવાનો પ્રયાસ કરતી હોય છે. ક્યારેક લખવા કે બોલવાની ઉલના સ્વરૂપની તો ક્યારેક સ્વપ્ન તરીકે તો ક્યારેક અસાધારણ વર્તન જેમ કે નખ કરડવા પગ ચલાવવા એકની એક કરતી હોય છે. ક્રિયા વારંવાર કરવી ક્યારેક મનોવિકૃતિના સ્વરૂપમાં બહાર આવતી હોય છે.

વ્યક્તિના વર્તનનો આધાર આ ત્રણ ઉપર તંત્ર પર રહેલો છે. નિમ્ન અહમ એ મૂળ વૃતિ પર આધારિત છે તે સુખના સિદ્ધાંતને અનુસરે છે. એમાં મુખ્ય બે પરસ્પર વિરોધી મૂળ વૃત્તિઓ રહેલી છે જીવનની મૂળવૃત્તિ અને મૃત્યુની મૂળ વૃત્તિ જીવનની મૂળ વૃત્તિ એ જીવન જીવવા મૂળ વ્યક્તિ છે તે મોટેભાગે જાતીય સાથે સંકળાયેલી છે તેને લીંબોડો કે હીરો તરીકે પણ ઓળખવામાં આવે છે. મૂળ ઋતિયો ની મૂળ વૃત્તિ એ અખંડ તાવની વૃદ્ધિ છે જે તેમાં આકર્ષતામક ની મૂળ વૃત્તિ કેન્દ્ર તાને રહેલી હોય છે આક્રમકતા ની બે બીજા છે. ગ્રાહ્ય દિશા અને આંતરિક દિશા ગ્રાહ્ય દિશાની આક્રમકતા ની વૃત્તિ માં વ્યક્તિ અન્ય વ્યક્તિ ની વ્યક્તિને બીજા પહોંચાડવી માર જુડ કરવી ઝઘડા કરવા ખૂન કરવા જેવા વર્તનો કરતા જોવા મળે છે ત્યારે આક્રમકતા ની આંતરિક દિશામાં વ્યક્તિ પોતાના જાતને નુકસાન કરે છે. જેમ કે નખ કરડવા આંગળીઓની ચામડી ની કોથળી નાખવી વગેરે આત્મહત્યા તેનો અંત્યાદિત સ્વરૂપ છે. અહમ એ વાસ્તવિક

અને ચેતન મન સાથે સંકળાયેલ છે જીવન અને પરિસ્થિતિ ની વાસ્તવિક ઈચ્છાને ધ્યાનમાં રાખીને નિમ્ન અહમની માગણી અને પહોંચી વળવાની તેને નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરે છે. ઉપરી અહમ તે આદર્શવાદ અને નૈતિકતા સાથે સંકળાયેલ છે ઉપરી અહમ સમાજ અને સંસ્કૃતિના નિયમો આદર્શો રિદ્ધિ રિવાજો માન્યતાઓ સાથે સંબંધિત છે તે સારા ખરાબ યોગ્ય અયોગ્ય વચ્ચેની ભેદરેખા નૈતિકતાના આધારે કરે છે જે વ્યક્તિમાં ઉપરી અહમનો વિકાસ થાય છે તેઓમાં આંતરિક નિયંત્રણની ક્ષમતા વધે છે. અને નૈતિક ગુણો દ્રઢ બને છે. કોઈ પોઈડા માટે નિમ્ન અહમ અને ઉપરી અહમ વચ્ચે વારંવાર સંઘર્ષ થાય અને વ્યક્તિ તેનું સમાધાન મેળવી ન શકે તો મનો વિકૃતિની શરૂઆત થાય છે. મનોજાતિય વિકાસની અવસ્થા હોય છે કોયડે વ્યક્તિત્વના વિકાસ માટે માનવ જાતિય વિકાસની પાંચ અવસ્થાઓ દર્શાવી છે મુખ અવસ્થા બુધા અવસ્થા લિંગ અવસ્થા સુસુક્ત અવસ્થા જનાદ્રીય અવસ્થ જન્મથી લઈને બે વર્ષ સુધી આ અવસ્થા હોય છે. એમાં બાળકની કામુકતા નું મુખ્ય કેન્દ્ર મુક હોય છે બાળક સ્તનપાન દ્વારા ખોરાક મેળવી સંતોષનો અનુભવ કરે છે. આ તબક્કામાં બાળક ચૂસવાની ક્રિયા દ્વારા અને વસ્તુઓમાં મૂકીને આનંદ મેળવતો હોય છે ગુદા અવસ્થા બે થી ત્રણ વર્ષ સુધી આ અવસ્થાનો હોય છે. જેમાં બાળકની કામુકતા નું કેન્દ્ર ગુદા હોય છે બાળક મળમૂત્ર વિસર્જનની ક્રિયા દરમિયાન ક્રિયા દ્વારા આનંદ મેળવે છે આ અવસ્થાને બાળકને Toilet training આપવાની શરૂઆત થાય છે અને સ્વચ્છતા ના નિયમો શીખવવામાં આવે છે જેથી બાળકને નિયંત્રણનો અનુભવ અવસ્થાથી થાય છે. લિંગ અવસ્થા ત્રણ થી છ વર્ષની ઉંમરે મા આ અવસ્થા જોવા મળે છે જેમાં બાળકની કામુકતા નું કેન્દ્ર તેના પોતાની જનન્યો હોય છે આ અવસ્થામાં પુરુષ બાળકમાં Officer ગ્રંથ અને શ્રી બાળકમાં ઇલેક્ટ્રોડ ગ્રંથિ જોવા મળે છ સુષુપ્ત અવસ્થ છ થી બાર વર્ષની ઉંમર સુધી આ અવસ્થા જોવા મળે છે એ કામુકતા નું ક્ષેત્ર વિકસિત થયેલું હોતું નથ આ તબક્કામાં બાળક પોતાના નવા કૌશલ્યો અને આવડતો ના વિકાસમાં વધુ રસ દાખવતું હોય છે.

આ અવસ્થાઓ માંથી કોઈપણ એક અવસ્થામાં અવરોધ આવે તો સાધારણ વર્તન જન્મે છ દાખલા તરીકે બુઢા અવસ્થામાં અવરોધ આવતો હોય ધુમ્રપાન અને મધ્ય પાનની વિકૃતિ અથવા ખાવ જરા પણ આની વિકૃતિ વ્યક્ત વ્યક્તિમાં જોવા મળે છે. ચિંતા અને બતાવવા વ્યક્તિ

અને અસલામતી જવાબદાર છે જે અત્યંતીક સ્વરૂપની હોય છે. આ પ્રકારની ચિંતા ધરાવનાર વ્યક્તિ ક્યારે ચિંતા માટે જવાબદાર કારણો

નૈતિક ચિંતા ઉપરી હમને ઠેસ પહોંચે તેઓ કોઇ પણ કાર્ય કરતી વખતે ભૂતપૂર્વ ચિંતા નૈતિક ચિંતા તરીકે ઓળખાય છે. નમસ્કાર હું ચૌહાણ શ્રેયસ બોલું છું. આ આજે તમન બહુધાત્મક પ્રતિમાન વિશે જણાવીશ વર્તણુક વર્તન વાદે મનોવૈજ્ઞાનિકો એ જેનું નિરીક્ષણ થઈ શક માપન થઈ શકે અન્ય વ્યક્તિઓ દ્વારા જેની ચકાસણી કરી શકાય. તેવા જ વર્તન સ્વરૂપોનો વિકાસ કર્યો અને તેને

English માં કહીએ તો reproduction system અથવા reproduct

આ પ્રજનન તંત્ર છે હું ભણાવીશ એ તમને કામ માં લાગશે આ very very important છે જયારે પણ ભારત ની અંદર sex education ની વાત કરીએ છીએ તયારે એ બહુ sensitive topic બની જાય છે

એ topic ની વાત નીકલે છે તોહ એ આપડે ગંભીરતા થી સાચવીને બોલતા આવીએ છીએ પરતું એવું ના હોવું જોઈએ અને એનો જ એક ની વાત કરું તોહ ભારત ની અંદર એક આ બઉં disadvantage છે કે આપણે ખુલી ને આજે વસ્તુ છે આપણા જીવન ની છે જીવન નો એક પેહલું છે અને આ પેહલું ને સારી રીતે સમજવો જોઈએ હું તમને મારુ nature તમને ખબર છે જ મેં તમને પેલા જ વાત કરી હતી જયારે આપણે આપણા શરીર ની વાત કરતા આઇયે છે ત્યારે હું તમને deep માં જ ભણાવીશ હું તમને chemistry અને physics જેટલું deep માં ની ભાણવું તમારા exam point of you પ્રમાણે ભણાવીશ પરંતુ જયારે આપણે વાત કરીએ છીએ જીવવૈજ્ઞાનિક અને એમાં પણ આપણે માણસ ની વાત કરીએ છીએ અને આપણા શરીર ની ભણીએ છીએ તો આપણા શરીર ને થોડું અંદર થી થોડું નજીક થી જાણવું બહુ જરૂરી છે તમને કદાચ આ બધી વસ્તુઓ છે એ કદાચ exam ની અંદર કામ માં પરંતુ તમારી real life ની અંદર તમારી જીવન ની અંદર બહુજ કામ માં આવશે હવે આ જે પ્રજનન તંત્ર છે એ તમાર જીવન માટે most imp છે કે એક પહેલું આવશે તમારા જીવનમાં તે વખતે તમને આ વસ્તુઓ છે એ very very important થવાની છે તમારા નજીક થી આ વસ્તુઓ જાણવી જરૂરી છે તો yes હું તમને પ્રજનન તંત્ર ને very very important થોડું dip માં તમને લઇ જઈને અ ઘણી બધી વસ્તુઓ છે જે આની અંદર જાણવી જરૂરી છે તમારા education માટે જો જરૂરી છે અને યાદ રાખજો કે તમારા exam point of રીતે જોઈએ તો પણ આ પ્રજનન તંત્ર માંથી એવા question ઓ પૂછાતા હોય છે તમને ખબર છે ક આપણું આખું એક મંત્રાલય છે મહિલા અને બાળવિકાસ મંત્રાલય એ આના ઉપર જ છે હવે મહિલા અને બાળવિકાસ મંત્રાલય એ આની સાથે જ સંકળાયેલા છે આખો એક મંત્રાલય છે ક આ એક તંત્ર છે આપણી સરકાર એ direct connected છે તોહ આમાંથી પણ question પૂછવાની શક્યતા already વધારે પડતી હોય છે

આ જે પ્રજનન છે reproductive system છે એ મેં પેલા કયારે સાંભળી હતી તો ધોરણ દસ ની અંદર સાંભળી હતી તોહ જયારે હું ભણતો હતો ધોરણ દસ ની અંદર ત્યારે આ reproductive system પ્રજનનતંત્ર Even biology કે ધીમે ધીમે છે કે ત્યાં સુધી કે જ્યારે એ વખતે projector આવી ગયા હતા અમારી school ઓની અંદર તો સર છે એ projector ઉપર મોટા પડદા માં આજે પ્રજનન તંત્ર છે reproductive system ભણાવતા હોય છે તો એ જે girls એ grils આમ પડદા સામું જોતી પણ નથી હોતી okay આમ નીચે મોઢું ગાલી ને બેસેલી હોય છે છોકરાઓ તો enjoy કરતાં હોય છે ok officely આ રીત ના નીચે મોઢું ગાલી ને આ રીત ના જે ને શરમ આવતી હોય એ રીત ના એ આમ બેસેલી હોય છે officialy એ વખતે age નાની હોય છે તો થોડી શરમ આવતી હોય છે પરંતુ હું હું તમને કહું છું એમ કે self education આપણી life માટે બહુ જ બહુ જ બહુ જ મહત્વ છે હું તમને જયારે આ નો ત્રીજો પાઠ ચલાવીશ અત્યારે કદાચ ખબર નહિ પડે

તો ઘણી બધી વસ્તુ ઓ ની વાત કરવાનો છું તેવી વસ્તુ કે self education કેટલું જરૂરી છે તમે જુઓ કે તમારા મમ્મી પપ્પા અથવા દાદા દાદી ની વાત કરીએ જો કે પાંચ ભાઈઓ ચાર બહેનો દસ દસ ભાઈઓ-બહેનો તો આ રીત ના આ sex education હતું કઈ રીત ના તો જુઓ આ market નીઅંદર okay ગર્ભ નિરોધક audio તમને મળી રહેશે ગર્ભ નિરોધક દવાઓ પછી ગર્ભ નિરોધક okay તમને અમુક એવી વસ્તુઓ મળશે જેવીકે condom છે અને ઘણી બધી વસ્તુઓ છે અત્યારે market ની અંદર ઉપ્લબ થઇ ગઈ છે જયારે પેલા ના જમાના માં એવું કઈ વસ્તુ હતી નહી તો પેલા ના જમાના કઈ પણ વસ્તુ થાય છે સમજીલો કે ગર્ભ રહી જાય છે

Education નહોતું કે ભાઈ આ type ની ગોળી પણ મળે છે જેનાથી જે ગર્ભ ધારણ થઇ ગયું છે એને રોકી શકાય તો એ પાછળ નું કારણ ગણું બધું શું હતું એ બધી વસ્તુઓ પણ આગળ જતા પણ આપણે થોડું dicusstion કરીશું તો fect education કેટલું important એ તમને થોડી વાર જયારે બીજો કે ત્રીજો period ચલાવીશ એ તમને થોડો idea આવી જશે અમુક એવી વસ્તુઓ જેમાંથી તમે રૂબરૂ થવા જોઈએ જેમ કે તમે આગળ ભવિષ્ય ની અંદર okay સમજી જો કે બાળક થતું નથી Science છે technology છે કેટલી આગળ વધી ગઈ છે IVF શું છે st pyubis શું છે આ બધી વસ્તુઓ પણ આપણે વાત કરીશું ઘણી બધી વસ્તુઓ છે જે આની જાણવી જરૂરી છે

શરૂઆત કરીએ છીએ પ્રજનન તંત્ર reproduction system નો part પાચન તંત્ર જોઈ ગયા શ્વસન તંત્ર જોઈ ગયા ચેતા તંત્ર જોઈ ગયા ઉત્સર્જન તંત્ર જોઈ ગયા કંકાલ તંત્ર જોઈ ગયા પરિવહન તંત્ર જોઈ ગયા પ્રજનન તંત્ર હવે start કર્યું છે હવે એના પછી એક chapter રેસે અંતસ્ત્રાવી ગ્રંથીઓ અને એના પછી આપડે વાત કરવાની છે અમુક રોગો okaybacteriya ઓની virous ની એ બધી વાત કરવાની છે તો એતો આપડે

લિંગ ન હોય એટલે કે તો એનાથી okay કરો છો તો એને અલિંગી પ્રજનન કેહવાય એટલે કે પ્રજનન અંગ ની ગેરહાજરી હોય

આમ સજીવ નું સર્જન થાય તો તેવા પ્રજનન ને અલિંગી પ્રજનન કેહવામાં આવે છે દાખલા તરીકે amoeba plasmodium તો આ બધા અલિંગી પ્રજનન કરે છે અલિંગી એટલે ક એમની અંદર કોઈપણ જાત પ્રજનન અંગ જોવા મળતું નથી પોતાના શરીર માંથી જ એક બીજો શરીર છેવટ સજીવ ઉત્તપન કરે છે પોતાના શરીર માંથી એક બીજો નવો સજીવ ઉત્તપન કરે છે જેમ કે amoeba ની વાત કરીએ તો આ સમજી લો આ amoeba છે આજ amoeba માંથીહવે કોઈ ભાગ માંથી આટલો ટુકડો અલગ પડશે અને આ રીત ના બે amoeba બની જશે તો આ રીત ના amoeba છે plasmodium છે yeast છે એ બધા અલિંગી પ્રજનન કરે છે Amoeba છે plasmodium છે yeast છે એ બધા અલિંગી પ્રજનન કરે છે આને આપણે deep માં ભણીશું પણ સૌથી પહેલા આપણે લિંગી પ્રજનન ને ભણીશુંએના પછી સૌથી પહેલા આપને લિંગી પ્રજનન ને ભણીશું એના પછી છેલ્લે આપણે અલિંગી પ્રજનન જોઈશું લિંગી પ્રજનન એટલે શું કે જયારે તો મનુષ્ય છે એ બે વિજાતીય સજીવો એટલે કે male અને female આ બને સાથે મળીને એક નવા સજીવ નું એટલે કે બાળક નો જન્મ કરે એટલે કે નવા સજીવ નું સર્જન કરે તો એવા પ્રજનન ને કેવું કેહવાય લિંગી પ્રજનન કહેવાય તો મનુષ્ય એ કેવું પ્રજનન કરે છે તો લિંગી પ્રજનન કરે છે હવે લિંગી પ્રજનન ની અંદર પણ બે part પડે છે એકલિંગી અને દ્ગીલિંગી દ્ગીલિંગીને ઉભયલિંગી પણ કેહવામાં આવે છે હવે એકલિંગી એટલે શું કે જે પ્રાણીઓ માં કાચોનર આ પ્રજનન અંગ હોય તો એને એકલિંગી કહેવાય માં આવે જેમ કે મનુષ્ય હવે મનુષ્ય ની અંદર બે વસ્તુ હોય એક male હોય અને એક female હોય Male જોડે male ના પ્રજનન અંગોહોય female જોડે female ના પ્રજનન અંગો હોય છે તો એને શું કહેવાય એટલે કે એકલિંગી એટલે કે ગમે એક ના પ્રજનન અંગો હાજર હોય એવું ના હોય કે એક જ વ્યક્તી ની અંદર મનુષ્ sorry પુરુષ ના પ્રજનન અંગો અને સ્ત્રીના બને ના પ્રજનન અંગો હોય એવું તોહ possible થવાનું નથી શેમાં આવશે એક લિંગી ની અંદર આવશે જયારે દ્વિલિંગી અથવા ઉભયલિંગી તો જે પ્રાણીમાં પ્રજનન અંગો હાજર હોય એક સાથે એક જ સજીવ માં તો એને દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી સજીવ કહેવામાં આવે છે જેમ કે વાત કરીએ અળસિયું આ exam ની છેલ્લો question છે કે અળસિયું નીચેના માંથી કયું પ્રાણી છે તો દ્વિ લિંગી અથવા તોહ ઉભય લિંગી પ્રાણી છે તો યાદ રાખી લેજો આ question most most Most imp છે એટલે કે અળસિયા ની અંદર okay એક જ સજીવ માં એક અળસિયા ની અંદ male અને female બને ના પ્રજનન અંગો સામેલ હોય okay અલિંગી માં તો પ્રજનન અંગો હોય જ નહિ okay અલિંગી માં શું પ્રજનન અંગો ની જરૂર જ નથી એક સજીવ છે amoeba છે એ એના અંદર થી જ એક બીજો સજીવ છે એ બનાવી દેશે એટલે કે બીજો amoeba બનાવી દેશે એવું amoebaplasmodiumyeast ની અંદર થતું હોય જયારેઅહિયાં દ્વીલિંગી અથવા તોઉભય લિંગી ની અંદર શું હોય તોહ એકજ

કા તો નર ના પ્રજનન અંગો હોય કા તો માદા પ્રજનન ના બે પ્રકાર પડે છે main અલિંગી અને લિંગી અને લિંગી અંદર બે પડે છે એક લિંગી અને દ્વિ લિંગી અને દ્વિ લિંગી નું ઉદારણ ખાસ યાદ રાખજો અળસિયું તો અળસિયા ની અંદર દ્વિલિંગી અથવા તોહ ઉભયલિંગી કહેવામાં આવે છે કારણ કે અળસિયા ની અંદરનર અને માદાના એક સાથે પ્રજનન અંગો જોવા મળે છે હવે અળસિયા ને આપણે deep માં નથી ભણવાનું હો અળસિયા નું કઈ રીત ના હોય છે reproductive system એવું કઈ ભણવાનું નથી આપણે reproductive system છે એ શેનું ભાનાવનું છે મનુષ્ય નું ભણવાનું છે માનવ નું

પુરુષ નું પ્રજનન તંત્ર જોઈશું એના પછી જે બીજો lecture આવશે એમાં સ્ત્રી નું પ્રજનનતંત્ર ની વાત કરીશું અને બાળક ના જન્મ ની વાત કરીશું

આ જે તંત્ર છે એની મેં ત્રણ part ની અંદર divied કર્યું છે આ lecture માં માત્રને માત્ર પુરુષ નું પ્રજનનતંત્ર ની વાત કરવાની છે એના પછી જે lecture આવશે એની અંદર

પ્રજનન ના રોગો છે એ તમારા જીવન માટે બહુ કામ માં આવશે તો part three એ કયારે પણ miss કરતા નહી okay એની અંદર IVF એટલે કે મનુષ્ય ના શરીર માં એવી કઈ વસ્તુ બની જાય છે જેનાથી બાળક ઉત્પન નથી થતું અને એના માટે કયા કયા solution હોય જેમ કે test tube baby છે પછી IVF હવે ઘણી બધી વસ્તુઓ હોય છે તો કયા વસ્તુ કયા અંગ ને નિષ્ફળ થવાના કારણે શું ઈલાજ હોય શકે આ બધી વસ્તુ આપણે ત્રીજા પાઠ ની અંદર જોવાની છે okay તોએક એક કરીને આપણે આ પ્રજનનતંત્ર સમજવાનું છે થોડું deep માં હું તમને લઇ જઈશ